બાકી કંઈ problem નથી. હમ તમે કંઈક જણાવો નવી નવી આગળ. ટ્યુશન જતા હતા?

આ ટ્યુશન ક્લાસીસ તા મારે. હમ તેમાં મહેનત કરેલી હશે ને? હા એમાં મહેનત કરાવતા હતા એમાં છે ને કેટલો ટાઈમ હતો ટાઈમ હતો. અમારે સવારનો સ્કૂલ નો ટાઈમ હતો મતલબ કે, અમ સાથી તે બારથી સાડા બાર વાગ્યા સુધી સ્કૂલ નો ટાઈમ હતો. અને પછી ઘરે જમી અને સીધા ટ્યુશન જવાનું મતલબ બે થી પાંચ ટ્યુશન નો ટાઈમ હતો. ત્રણ કલાક ટ્યુશન ચાલતું હતું અમારો. હમ સારું કહેવાય અમારે કઈ રીતે હતું આઠ થી બાર સ્કૂલ નો ટાઈમ હતો. પછી અમારે ટ્યુશનનો ટાઈમ તો ચારથી તે છ એટલે એવી રીતે હતો. ચારથી તે છો કાં તો પછી અહીં starting માં ચાર થી છ હતો પછી ચાર થી આઠ હતો. એ રીતે એટલે સર એમ કહેતા કે જેને વાંચવું હોય તે પેપર આપશે અને અમે લોકો બે થી ચાર માં જતા. અચ્છા અમારે વાંચવાનું છે એવું હતું જ તે. જેણે વાંચવું હોય એ reading કરવું હોય એણે personal class આપે એમાં વાંચવાનું reading કરવાનું. હમ અમારે આવું જ હતું અને special reading તો એક એક મહિનાની એટલી વાર હતી ને ત્યારે પપ્પા અને મમ્મી બંનેની permission લઈને રાતે અગિયાર વાગે એટલે અમને ટ્યુશન ક્લાસીસ બોલાવે આપણે તો જવાનું અને સર બી ત્યાં હોય. અગિયાર થી બાર અને રાતે ફરજિયાત આવી રીતે

હા દશમામા.

ના reading કરવાનું. કોણ કરે reading?

ના ના ના રાત્રે અગિયાર થી બાર reading કોણ કરે? પણ student અને એ પણ ક્લાસમાં હા સર સામે બેઠા હોય. બધા student હોય. સાથે નાસ્તો પણ લઈ જવાનો ઊંઘ ન આવે એ માટે. નાના એ ધંધાના કરાય. એક કલાક માટે પાછો નાસ્તો લઈ જવાનો પાણી પીવું ને વાંચે કોણ ને ક્લાસમાં તો મન જ્યારે પણ ક્લાસમાં જવું ને એટલે કોઈ દિવસ વંચાય જ નહીં. કારણ કે કોઈને કોઈ કંઈકનું કંઈક disturbance કરે તે સર બેઠા હોય તો ઘડીકમાં પેન્સિલ કાઢે, સ્કેલ કાઢે, ઘડીક કોક સર આવે બીજા વાત કરવા માટે, એક કલાક તો આમને આમ પસાર થઈ જાય. એ અલગથી પાછું. અમે લોકો જતા ને તો વાંચતા અમારે બે થી ચાર compulsory વાંચવાનું અને રાતે પણ જવાનું અગિયાર થી બાર અથવા અને જ્યારે અમારે maths ની exam હતી ને અમ એના આગલા દિવસે સારી કેવું કરેલું ખબર. બેથી ચાર જેને આવું હોય exam દઈને આવ્યા પછી જેને આવું હોય એને આવવાનું. પાછી ઘરે મહેનત કરવાની પછી છે ને જ્યારે રાત્રે બોલાવેલા. રાત્રે અમે લોકો પણ ગયા હતા. અને બીજા દિવસે સવારે maths ની exam હતી ને એ જ દિવસે સવારે પાંચ વાગે. સરે ફરજિયાત બધાને હાજર રહેવાનું કીધેલું. ત્રીસ જણા નો ક્લાસ હતો. compulsory સવારે બધા હાજર

ઉભો થવું જ પડે તૈયાર થવું પડે ને પછી ટ્યુશન ક્લાસીસ પર જાવ અને જો exam હોય exam માં પછી જો વચ્ચે કઈ તબિયત બગડી હોય તો પછી એ બધું માથે પડે. તમારી બધી મહેનત ફેલ જાય. નાના પણ આ તો અમારી હાટુ જ હતું. અને અમને ફાયદો પણ થયો હતો એનો આવી રીતે કર્યું તું તો. બધાને એવું ન થાય પણ ત્રીસમાંથી એકાદ જણાની એવું થયું હોય ને તો પણ આ વસ્તુ સારી ન કહેવાય. પણ આવી રીતે વયુ ગયું એ વયુ ગયું હવે કંઈ કરવા તો જવાય નહીં. ના પણ એક વિચારવા જેવી બાબત છે ને. હમ પણ અમને તો ફાયદો જ થયો હતો. અમારે કોઈને વાંધો નહોતો આવ્યો એટલો બધો એટલે સારું થયું. ના પણ આપણે બંને બાજુનું વિચારવું પડે ને. કે જો ફાયદો થાય તો તો ગેરફાયદો પણ આનું હોય જ તે પહેલા વિચારવું પડે આપણે. પણ મને તો સવારે કરતા night reading માં વધારે મજા આવે. હું તો એકલો study કરું ને તો જ મને વધારે મજા આવે. group study માં આટલી બધી મજા ના આવે. સારુ કહેવાય. કારણ કે કોઈકને કોક ક્યાંક ને ક્યાંક disturbance કરે અને બોલે અને મસ્તી કરે. એક બે દોસ્તાર ભેગા થાય એટલે એ જ થવાનું છે. ના અમે તો અમે તો એક અથવા બે જણા સાથે જ વાંચીએ. હું તો ઘરે ઘરે આવીને પછી રાત્રે વાંચતો. અને સવારે રાતે તો મોસ્ટ ઓફલી ઓછું વાંચુ. પણ સવારે ત્રણ વાગે ઉભો થઈ ત્રણ ચાર વાગે ઉભો થઈને વાંચુ. સારું કહેવાય. મને તો night reading વધારે પસંદ છે એટલે હું નવ વાગે સૂઈ જતી. બાર વાગે એટલે જાગી જાઓ. એટલે બે કલાકનો આરામ થઈ જાય પછી બાર વાગે જાગીને વાંચતી. અઢી વાગે ત્રણ વાગ્યા પછી સૂઈ જતી. નાના નાઇટમાં મને એટલું નથી ફાવતું. કારણ કે ગમે ત્યારે ઊંઘ આવી જાય અને મોસ્ટ આપની મને રાત્રે ઊંઘ જ આવતી હોય. એટલે સવારે રાતે વેલા સુઈ જવાના સવારે આવી રીતે જાગી જાઓ. આજે મને સવારે ઊંઘ આવતી પછી મને આખો દિવસ આવ્યા કરે. એટલે વાંધો આવતો. અને એમાં પણ પાછું રાત્રે રાત્રે જાગીએ અને સવારે સુઈ જઈએ તો પછી આખો દિવસ મજા ના આવે. ના ના એ તો જેવું જેનું comfortable.

એ બધું સવારે ઊભો થઈને આખો revision કરું એટલે પછી પરીક્ષામાં સરખી રીતે યાદ આવી જાય. કે હા કયા શબ્દો વાંચ્યા હતા અને કયો પોઇન્ટ હતો. હમ સારુ કહેવાય. હા રિવિઝન તો કરવું જ પડે ને! હમ તો પછી કોમર્સમાં તમારે આગળ કઈ લાઈન લેવાની છે? એવું તો કંઈ ખ્યાલ નથી. કોમર્સમાં કા તો BCOM કા તો BCA બેમાંથી એક જ. અચ્છા. મારે તો આગળ નક્કી નથી કઈ. કારણ કે BCOM છે, BCA છે, BBA છે અને BTECH પણ છે સાથે સાથે. વિચારતો BCOM નો જ છે. પણ BCOM માં UPSC exam લઈ અને crack કરવાનું છે UPSC. હમ સારું કહેવાય એ પણ સારી લાઈન છે. હા પછી આગળ હવે જે subject આપણને ભણાવે એ પ્રમાણે રસ બદલે, તો પછી વાત અલગ છે. પણ અત્યારે હાલમાં તો આ જ વિચાર છે મારો. હમ તમારે પણ BCA BCOM લેવું હોય તો આગળ સ્કોપ છે તે. ને બીકોમમાં આવી રીતે UPSC ન કરવું હોય UPSCGPSC તો પછી આગળ ટીચિંગ લાઇન છે, બેન્કિંગની પણ લાઈન છે. અને પછી, જો તમને વકીલ માં રસ હોય તો વકીલ LLB પણ થઈ શકે. રસ હોય તો middle માં BCA પણ લઈ શકો તમે. એનથી તો તમારા સારા ટકા આવ્યા હોય. અને સાયન્સ ની ફિલ્મ જવું હોય તો BTECH પણ કરી શકો. એમાં બોર્ડિંગ આવે અને એમાં પણ સારી તક છે નોકરીની. હમ સારું કહેવાય.

એ તો હવે સમય પ્રમાણે નક્કી કરશો શું લેવું એ. હા એ વાત તો છે જ.

વાંધો નહીં.

વાંધો નહીં તમે કરજો. મારે તો most of લે એવું કંઈ કામ આવશે નહીં. okay bye.

કે ઢોસા કેવી રીતે તૈયાર થાય છે એ હું આજે કહીશ તમને કે આજે આપણે ઢોસાનું ખીરું છે ઢોસા સાથે જે પીરસવાનું જે બટેકા નું શાક જે આપણી ભાજી કહીએ છીએ એ અને એની સાથે જે નાળિયેરની ચટણી આપણે હોય છે એની સાથે લેવાય છે એ એની વિશે હું recipe વિશે વાત કરીશતો સૌ પ્રથમ આપણે ઢોસાનું ખીરું બનાવવાની રીત કે ઢોસા માટે ખીરું કેવી રીતે બનાવાય છે તો ઢોસાનું મિશ્રણ બનાવવા માટે સૌપ્રથમ આપણે ચોખા ને સાફ કરી લઈશું ત્યારબાદ પાણીથી બરાબર ધોઈ નાખીએ એક તપેલીમાં ત્રણ ચાર glass પાણી નાખવાનું અને પછી એ ચોખાને પાંચથી છ કલાક કે આખી રાત પલાળી રાખવાના. ત્યારબાદ હવે બીજી તપેલીમાં અડદની દાળ ચણાની દાળ અને એની સાથે થોડી મેથી લેવાની એને ધોઈ લેવાનું અને એને ત્રણ ચાર glass પાણીમાં નાખી એને પણ પાંચ છ કલાક એને પલાળી મૂકવાની ત્યારબાદ ચોખાને mixture માં પીસી લેવાના એમાં જરૂર પ્રમાણે પાણી આપણે એડ કરતું જવાનું. એટલે પીસીને એને ઘટ્ટ pest બનાવવાની બહુ પતલી pest ના બને એનું ધ્યાન રાખવાનું થોડી ઘટ રાખવાની pest ને ત્યારબાદ mixture માં હવે અડદ દાળ અને ચણાની દાળને પણ અંદર પાણી નાખવાનું અંદર અને એને પણ પીસી લેવાનું તેમજ એનું pest પણ થોડું ઘટ્ટ રાખવાનું બહુ પતલુ નહીં કરી નાખવાનું હવે પીસેલી જે દાળ છે. અને ચોખાના મિશ્રણને બેને mix કરી લેવાનું એને mix કરી લીધા બાદ જે ખીરું તૈયાર થઈ જાય છે મિશ્રણ ચોખાનું અને અડદનું જે જે દાળ હોય છે જે પીસી છે મિશ્રણ તૈયાર થઈ જાય. એને ચાર પાંચ કલાક માટે એને ઢાંકી મૂકવાનું એને ઢાંકી દઈએ અને જ્યારે આથો આવે છે એટલે આથો આવી જાય ત્યારબાદ આપણે ઢોસાનું બનાવવાનું આપણે ચાલુ કરવાનું.

હવે ત્યારબાદ nonstic તવી જેને ગરમ કરવા મૂકી દેવાની ગરમ થઈ જાય એટલે કોઈ વાટકી વડે તમે અને વાટકી વડે તવીને એના ઉપર ફેલાવી દેવાનું ગોળ ગોળ એવી રીતે બરોબર મોટું જેટલું આપણે કરી શકતા હોય એ ઢોસો એવી રીતે એને ફેલાવી દેવાનું ત્યારબાદ કિનારી ની આસપાસ એ એક spoon જેટલું તેલ લઈ લેવાનું અથવા ઘી રાખવાનું એટલે જ્યારે નીચેની સપાટી હલકી golden brown જેવી બદામી રંગ જેવી લાગે એને કિનારી ઉપરની આજુબાજુ આવે. આવા લાગે ઉપર આવવા માંડે કિનારી ત્યાં સુધી પકાવી લેવાની બરાબર એટલે ઢોસો બરાબર શેકાઈ જશે એ ઢોસો પોતાની મૂકી દેશે એટલે તમારો આ ઢોસો છે એ તૈયાર છે.

તો ઢોસા સાથે આપણે બટેકાનું શાક બનાવીએ છીએ એના માટે સૌ પ્રથમ આપણે એક દેશની કડાઈ બેજ પર કઢાઈમાં તેલ ગરમ કરવાનું તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ નાખી લેવાની ત્યારબાદ જે મીઠો લીમડો છે લીલા મરચા છે એ બધું શેકી દેવાનું એક બે મિનિટ ત્યાર પછી આપણે જે ડુંગળી સુધારી લેવાની એ સુધારેલી ડુંગળી તમે લાંબી લાંબી એવી તમે કરી શકો છો cut કેવી રીતે પતલી તમારે એવી કટ કરીને ડુંગળી નાખવાની ત્યારબાદ તેમાં પાંચ ચમચી જેટલી હળદર નાખવાની સ્વાદ મુજબનું આપણે મીઠું નાખવાનું.

તો મસાલા ઢોસા આવી રીતે બને છે એની સાથે side માં તાજુ નારિયેળની ચટણી એ પણ બનાવીએ તો સારી સારો test છે.

ત્યારબાદ એમાં લીલા મરચા છે શેકેલી ચણાની દાળ છે અને આદુ છે એ નાખવાનું એને બારીક પીસી લેવાનું ત્યારબાદ એમાં જે પીસેલું નાળિયેર છે એમાં દહીં છે. લીંબુનો રસ છે મીઠું એક દોઢ cup જેટલું પાણી નાખવાનું અને એને પણ બારીક પીસી લેવાનું એ પીસાઈ જાય એટલે પછી હવે વઘાર કરવાનો અને વઘાર માટે

લીમડાના જે પાન છે એને પછી દસ સેકન્ડ સુધી કે કઢાઈને પછી હલાવીને દસેક અઢાઈ છે ગેસ પરથી હટાવી લેવાની પછી એ નાળિયેરની pest ને બળ મળતા વઘારમાં નાખી દેવાની.

હવે નાળિયેરની ચટણીને મસાલાનો મસાલો છે ઢોસો છે એ બધું તો શીખ્યા હવે એની સાથે સંભાર પણ બનાવે છે કે સંભાર કેવી રીતે બનાવવો સાઈડમાં સંભાર પણ હોય છે. તો સૌ પ્રથમ વાસણમાં જે તુવેર દાળ હોય છે એ તુવેર દાળ લઈ લેવાની એમાં બે ત્રણ પાણીથી અને ધોઈ નાખવાની બે ત્રણ પાણીથી ધોઈ નાખો પછી એક બે glass પાણી નાખી એને અડધો કલાક પલાળી રાખવાની પલાળી રાખવાની પછી એ અડધો કલાક પલાળી રાખ્યા પછી એ દાળમાંથી પાણી નિતારી લેવાનું પછી કુકરમાં પાછું ચાર cup પાણી નાખી દેવાનું દાળ નાખવાની આપણી જે દાળ હતી નિતારેલી દાળ નાખી દેવાની સરગવાની સિંગના કટકા હોય એ નાખી શકો છો પછી દૂધીના કટકા હોય છે એ પણ નાખી શકો છો તમે તો સરગવાની સિંગના કટકા દૂધી હોય તો દૂધીના કટકા પછી લીલા મરચા સ્વાદ અનુસાર આપણે જે મીઠું વગેરે નાખી દેવાનું અને ઢાંકણું બંધ કરી દેવાનું ત્યારબાદ એ દાળ બફાઈ જાય બરોબર એટલે એક side કડાઈમાં વઘાર કરવા માટે તેલ નાખી દીધું છે પછી મેથીના દાણા છે તજના દાણા છે ટુકડો છે લીમડાના પાન છે એ બધું નાખી દેવાનું. અને પછી એની અંદર ડુંગળી નાખી દેવાની સમારેલી અને ટામેટા છે એ ડુંગળી ટામેટા એ બધું હલાવવાનું એ બરાબર થઈ જાય શેકાઈ જાય ત્યારબાદ આપણે

એ બહુ એ સંભાર મસાલો જે નાખો થોડોક સ્વાદ અનુસાર તો સારો test આવે એમ સંભારમાં તો એ સંભાર મસાલો પણ એમાં નાખી શકીએ છીએ ત્યારબાદ એ વઘાર સરખો થઈ જાય એટલે એ બહુ બરોબર ડુંગળી ટામેટા ને બધું થઈ જાય શેકાઈ જાય એટલે પછી આપણે જે ચણાની દાળ છે બાફેલી એ એમાં નાખી દેવાની એટલે ચણાની દાળ પછી હલાવી નાખવાની અને પછી એને ઉકળવા દેવાની અને પછી ઉપરથી તમે કોથમરીને એવું બધું નાખી શકાય છે એટલે એક બાજુ એ સંભાળ પણ ready થઈ ગયો એટલે એ સંભાર છે નારિયેળની ચટણી છે છે અને એની અંદરની ભાજી એટલે આ બધું ઢોસા છે અને એની અંદરની ભાજી એટલે આ બધું મસાલા ઢોસા માટે આટલું જોઈએ હું તો જો કે અવારનવાર આ બધું મસાલા ઢોસા સવારે breakfast છે એમાં હું બનાવતી હોઉં છું. કોઈ વાર જો ઈચ્છા થાય તો એમાં પણ બનાવી લઉં છું એટલે સાવ સહેલું છે આમ તો મસાલા ઢોસા બનાવવા માટે પણ અગાઉથી થોડીક બીજી બધી વસ્તુ બનાવીએ ઇડલી સંભાર બનાવીએ સહેલી રીત છે થોડીક મસાલા ઢોસા કરતા પણ મસાલા ઢોસા માટે થોડીક પૂર્વ તૈયારી કરવી પડે છે જેમકે આપણે ચણાની દાળ અડદની દાળ પીસીને ચોખાને પીસી રાખવાના એ બધી તૈયારી કરવી પડે છે સૌ કરી લેવાનું પછી

સરસ મજાની આપણી વાત કરી છે તો એવી જ રીતે મસાલા ઢોસા આવી રીતે બનાવી શકાય છે અને સારી રીતે આને સર્વ કરીને ખાઈ શકીએ છીએ. તો આ હતી આપણી crispy મસાલા ઢોસા બનાવવાની recepi જે મસાલા ઢોસા કેવી રીતે બનાવાય તો સરસ મજાના મસાલા ઢોસા ની રીત તમે જાણી જોઈ પણ આ બનાવજો મસાલા ઢોસા હું તો અવારનવાર બનાવું છું અને મસાલા ઢોસા નાસ્તામાં પણ લઈ શકાય રાત્રે light diner પણ લઈ શકાય છે આવી રીતે તમે પણ

પ્રશ્ન permanent form of family member એટલે સ્ત્રીલિંગ શું થશે તો તેમાં જવાબ આવશે male female આ રીતે ચોથો પ્રશ્ન એક ટીમની વીસ ખેલાડીની સરેરાશ ઉંમર ઓગણીસ છે તેમની ઉંમરમાં coach ની ઉંમર ઉમેરવામાં આવે તો તમામની સરેરાશ ઉંમર વીસ થાય છે તો coach ની ઉંમર કેટલી હશે તો આમાં coach ની ઉંમર કેટલી તો તેનો જવાબ આવશે ચાલીસ વર્ષ પાંચમો પ્રશ્ન સૌ પ્રથમ ગૌતમ બુદ્ધે બ્રહ્મચક્ર પરિવર્તનનો ઉપદેશ કઈ જગ્યાએ આપેલો છે તેમનો જવાબ આપેલો સારનાથ ખાતે છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે બાર સોળ એકવીસ સત્તાવીસ ચોત્રીસ અને બેતાલીસ તો ત્યાર પછીનું પદ કયું આવશે તો તેમાં જવાબ આવશે એકાવન સાતમો પ્રશ્ન

આઠમો પ્રશ્ન ઇલોરાના શૈન ગૃહોમાં ચૈત્ય ખાતની એકમાત્ર ગુફા છે જેને હાલમાં શું કહે છે તો તેને હાલમાં શું કહેવામાં આવે છે વિશ્વકર્મા ગુફા તરીકે ઓળખવામાં આવે છે નવમો પ્રશ્ન શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે તો સાચો ક્રમ કયો છે option d યંત્ર યુવતી યુવતી યરી અને યૌવન દસમો પ્રશ્ન વહાલી દીકરી યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે તો તેમાં આવશે વાચિકાઓ બે લાખ સુધીની આવક ધરાવતા પરિવારના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને અગિયારમો પ્રશ્ન ફૂટબોલ ની એક team માં અવેજી સહીત કેટલા ખેલાડીઓ હોય છે તો તેમાં આવશે અવેજી સહિત સોળ ખેલાડીઓ બારમો પ્રશ્ન કયો સત્યાગ્રહ સાથે સંકળાયેલી હતી તેમાં જવાબ આવશે ચંપારણ સત્યાગ્રહ સાથે તેરમો પ્રશ્ન અઢારસો ને પાંચ નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણવર્ગ બને તેમાં જવાબ આવશે નાનામાં નાની પાંચ વડે ભાગવાથી તે સંખ્યા પૂર્ણવર્ગ બનશે ચૌદમો પ્રશ્ન નીચેનામાંથી કઈ આવક ગ્રામ પંચાયતની નથી તો ગ્રામ પંચાયતની આવક નીચેનામાંથી કઈ નથી વેચાણ વેરોજે છે એ ગ્રામ પંચાયતની આવક નથી પંદરમો પ્રશ્ન બૌદ્ધ ધર્મમાં મુખ્ય કેટલા અંગો સમાવિષ્ટ છે તો તેમાં જવાબ આવશે બૌદ્ધ અમ ધર્મમાં મુખ્ય કેટલા અંગો સમાવિષ્ટ છે તો ત્રણ બુદ્ધ સંગ અને જંગ એટલે option b સાથે જવાબ આવશે સોળમો પ્રશ્ન આપેલ વાક્યનું કર્મણી વાક્ય જણાવો જતા જતા એ જુવાન બીજો લાડુ પણ મૂકી ગયો તો આનું કર્મણી વાક્ય શું થાય તો આનું કર્મણી બનશે option b જતા જતા એ જુવાન થી બીજો લાડુ પણ મુકાઈ ગયો સત્તરમો પ્રશ્ન FFTI દ્વારા ખાદ્ય વસ્તુના packing પર કયા નવા labelling lebeling ની શરૂઆત કરવામાં આવી છે તો તે નવું labelling છે ભારતીય પોષણ rating અઢારમો પ્રશ્ન જોઈએ કે content cryptography શાના માટે વપરાય છે તેમાં જવાબ આવશે સંદેશા વ્યવહાર માટે ઓગણીસ મો પ્રશ્ન સમ્રાટ અશોકને માં કુલ કેટલી ધર્મ જ્ઞાઓ કોતરાવી હતી તો તેમાં જવાબ આવશે ચૌદ વીસ મો પ્રશ્ન અમર મનોજ ને એક ઘડિયાળ દસ ટકા નફાથી વેચે છે અને મનોજ આજ ઘડિયાળને કમલને પાંચ ટકા નફાથી વેચે છે જો કમલ આ ઘડિયાળના સાતસો ને બાસઠ રૂપિયા ચૂકવતા હોય તો અમરને આ ઘડિયાળ કેટલા રૂપિયામાં પડી હશે તો અમરને આ ઘડિયાળ કેટલા રૂપિયામાં પડી હશે તો ચારસો રૂપિયા એકવીસમો પ્રશ્ન ગ્રામપંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે તેમાં જવાબ આવશે સરપંચ સહિત બધા જ સભ્યો બિનહરીફચીત બિનહરીફચિત તેને સમરસ ગ્રામ પંચાયત કહે છે બાવીસ મો પ્રશ્ન મોહી એટમ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે તો તેમાં જવાબ આવશે કેરલ સાથે ત્રેવીસ મો પ્રશ્ન મોર્ગન વન બાય ખાલી જગ્યા કનિષ્ઠ તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે આ ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે option b વાળો ત્યાર પછી પછી ચોવીસ મો પ્રશ્ન તાજેતરમાં મજગાઉ ડોક seat ની અંદર દસ કિલોમીટર મુંબઈ દ્વારા ભારતીય નૌકાદળ માટે કઈ યુદ્ધ જાહાજ launch કરવામાં આવ્યું તો તે યુદ્ધ જહાજનુ નામ છે ફારાગીરી પચીસ મો પ્રશ્ન વૃંદાવન હિસ્ટોરિયો નીચેનામાંથી કયા તાલુકામાં આવેલો છે તો તેમાં જવાબ આવશે ઉમરગામ તાલુકામાં છવ્વીસ સ મો પ્રશ્ન યોગ્ય જોડકા જોડો બિરુદ અને સ્થાપક આપેલા છે તો તેને યોગ્ય જોડકાં જોડો સૌથી પહેલા છે ત્રીલોકયગંદ તો તેની સામે આવશે ત્રીજો સિધ્ધરાજ જયસિંહ ત્યાર પછી છે ત્રેલોક્યમલ તો તેમાં આવશે કર્ણદેવ સોલંકી એકાંગવિર તો એકાંગવિર શામાં આવશે ભીમદેવ બીજો

અઠ્ઠાવીસ મો પ્રશ્ન જનતા પાર્ટી દ્વારા પંચાયતી રાજમાં સુધારો લાવવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી તો તેમાં જવાબ આવશે અશોકહીતા સમિતિની ઓગણત્રીસ મો પ્રશ્ન ક્ષેત્રીય પરિષદના અધ્યક્ષ કોણ હોય છે તો તેના અધ્યક્ષ હોય છે ગૃહ મંત્રી ત્રીસ મો પ્રશ્ન ખાલી જગ્યા lunch i rested for one hour તો એમાં hair plus take રૂપ મૂકવાનું છે આવશે option c હેરિટેકન એકત્રીસ મો પ્રશ્ન તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા સ્થળને ભારતનું પ્રથમ twenty-four by seven સૌર ઉર્જાથી ચાલતું ગામ એટલે કે સૂર્ય ગામ જાહેર કરવામાં આવ્યું છે તો તેમાં જવાબ આવશે મોઢેરા બત્રીસ મો પ્રશ્ન ધોળી ધજા અને નાયકાદેવી બંધ કઈ નદી પર આવેલો છે તો તેમાં જવાબ આવશે વઢવાણ ભોગાવ નદી પર તેત્રીસ મો પ્રશ્ન

ચોત્રીસ મો પ્રશ્ન put the correct punctuation to the sentence i never thought તો એમાં punctuation નિશાની કઈ આવશે i never thought તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી પાંત્રીસ મો પ્રશ્ન ખોરડો કઈ બોલી નો શબ્દ છે તો ખોરડો બોલી આપડે કઈ બોલીનો શબ્દ છે સૌરાષ્ટ્ર બોલીનો છત્રીસ મો પ્રશ્ન અધ્યાપકો તેમજ સ્ના સ્નાતકો દ્વારા સમાન સંખ્યામાં વિધાન પરિષદના સભ્યો ચૂંટવામાં આવે છે તો તેમના દ્વારા ચૂંટાયેલા સભ્યોની સંખ્યા લગભગ કેટલી છે તો તેમના દ્વારા ચૂંટાયેલ સંખ્યા લગભગ કેટલી છે તો કુલ સભ્ય સંખ્યા નો એક બારાઉંશ ભાગ ત્યાર પછી સાડત્રીસ મો પ્રશ્ન છે find out the correct intent તો hate નો સાચો intent વિરોધાર્થી શું થશે તો hate નો વિરોધાર્થી થશે love આડત્રીસ મો પ્રશ્ન તાજેતરમાં ભારતીય મૂળનાં કયા વ્યક્તિને બ્રિટનના order of merit merit થી સન્માનિત કરવામાં આવ્યા છે તો તેમાં જવાબ આવશે વેન્કી રામા કૃષ્ણનને ઓગણચલીસ મો પ્રશ્ન નળ સરોવરનો સૌથી મોટો ટાપુ કયો છે તો તે ટાપુ નું નામ છે પાનવડ ચાલીસ મો પ્રશ્ન નીચેના શબ્દોમાંથી ખોટી જોડણી જણાવો તો ઇન્દ્રજીત અ ઇન્દ્રજીત ઇન્દિરા ઇન્દુમતી અને આ ચાર શબ્દો છે એમાં ખોટી જોડણીવાળો શબ્દ તો ઓપ્શન એ ઇન્દ્રજીત જોડણી છે એ ખોટી છે એક્તાલીસ મો પ્રશ્ન twenty five years is the long time તો આ ખાલી જગ્યામાં સાચુ question tag કયું આવશે તો તેમાં આવશે option c presentate બેતાલીસ મો પ્રશ્ન મીરાદાતાર ક્યાં આવેલું છે તો તેમાં જવાબ આવશે ઉનાવામાં તેતાલીસ મો પ્રશ્ન ખારડા સમિતિમાં સાત સભ્યો હતા જેમાંથી કોણ ન હતા તો ખરડા સમિતિમાં total ચાર સભ્યો હતા નીચેનામાંથી કોણ ન હતું ખરડા સમિતિમાં તો તેની અંદર જવાબ આવશે સરદાર પટેલ ખરડા સમિતિમાં ન હતા

to except option a પિસ્તાલીસ મો પ્રશ્ન તાજેતરમાં ભારત સરકાર દ્વારા હરિયાળી ઊર્જાના ઉપયોગની પ્રોત્સાહન આપવા માટે કઈ bottle launch કરવામાં આવી તો તેની અંદર તે bottle નું નામ છે green energy open excess bottle છેતાલીસ ગાફેલ નદાલ કયા દેશના ખેલાડી છે તો તેમાં આવશે સુડતાલીસ મો પ્રશ્ન નીચે આપેલા શબ્દોમાંથી સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો વિધિ નો વિરોધી કયો થશે તો તેમાં આવશે નિષોધ અડતાલીસ મો પ્રશ્ન single world for એક શબ્દ આપો વાક્યનો Approach for the ostronomical finomia is observed એક શબ્દમાં શું કહેવાય તો તેમા જવાબ આવશે option b observative

તો તેની અંદર જવાબ આવશે આપેલ તમામ એટલે કે તાવ શરદી અને શ્વાસ લેવામાં તકલીફ પડવી એકાવન મો પ્રશ્ન સ્મિતા ખાલી જગ્યા hard secure first position in the college તો તેમાં જવાબ આવશે option a acid બાવન મો પ્રશ્ન દેશના સાધનો દ્વારા ઉત્પન્ન થયેલ અંતિમ વસ્તુના ઉત્પાદનના નાણાકીય મૂલ્યને કયા નામથી ઓળખવામાં આવે છે તો તેમાં જવાબ આવશે તેને GMT ના નામથી ઓળખવામાં આવે છે ત્રેપનમો મો પ્રશ્ન બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ સાક્ષરતા દર કેટલો છે તો તેમાં જવાબ આવશે ચૂમોતેર ટકા ચોપન મો પ્રશ્ન વનસંપદા નું આટલું મનોહર રૂપ લગભગ બધું જ વિસરાઈ ગયું તો આમાં બધું જ નીચે underline છે તેનો વિશેષણ નો પ્રકાર ઓળખાવો તો તેમાં કયા પ્રકારનું વિશેષણ આવશે તો સન્માન વાચક વિશેષણ પંચાવન મો પ્રશ્ન a state of blue marriage તો તેને એક શબ્દમાં શું કહેવાય તો તેને કહેવાશે option a methemony ની છપ્પન મો પ્રશ્ન અકળાઈ પડ્યો અવળી વિશે જાણે ભાગ્યો ચંપા નો છોડ તો આમાં અલંકાર કયો આવશે તો તેમાં અલંકાર આવશે ઉત્કપ્રેસ અલંકાર જાણે રાખે શબ્દો જાણી રાખી શબ્દો આવે એટલે ઉત્કપ્રેસ અલંકાર બને સત્તાવન મો પ્રશ્ન છ KG જે દળના પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું થશે તો તેમાં જવાબ આવશે એક KG એટલે કે આપણે જે છ KG દળના પદાર્થ આપણે જે છ કિલો હોય બરાબર ન્યાં ચંદ્ર પર તેનું કેટલું વજન થાય એક કિલો અને ન્યા કરતાં આપણે છ ઘણું વજન થાય અઠાવન મો પ્રશ્ન give the cloro form of the brother in law તો brother in law નું બહુવચન શું થશે તો તેમાં જવાબ આવશે option b brothers in law ઓગણસાઠ મો પ્રશ્ન ભારતમાં petent નો સમયગાળો કેટલા વર્ષ નો છે તો તેમાં જવાબ આવશે વીસ વર્ષ નો સાઇઠ મો પ્રશ્ન ખરીફ પાકો એટલે કયા પ્રકાર ના પાક તેના જવાબ આવશે ચોમાસાની ઋતુમાં લેવાતા પાકો તેને શું કહેવાય ખરીફ પાકો એકસઠ મો પ્રશ્ન નીચેનામાંથી કઈ એક સંધિ યોગ્ય નથી તો તેમાં આવશે માત વત્તા ઈચ્છા તો માતેચ્છા આ યોગ્ય સંધિ નથી બાસઠ મો પ્રશ્ન એક ટાંકીનો સાઈઠ ટકા ભાગ ભરાતા બે મિનિટ લાગે છે તો ટાંકીને બાકીનો ભાગ ભરાતા કેટલો સમય લાગશે તો તેમાં આવશે UC સેકન્ડનો ત્રેસઠ મો પ્રશ્ન તત્કર ખાતર પાડવા વાણિક ને ધ્વાર ન્યા ભીત તૂટી પડી ચોર દબાયો ચાર આમાં છંદ ઓળખાવો આમાં છંદ આવશે બોરો છંદ

છાસઠ મો પ્રશ્ન વિશ્વમાં સૌ પ્રથમ મૂલ્યવર્ધિત કર એટલે કે વેટ કયા દેશમાં લાગુ થયો હતો તો તેમાં આવશે સૌપ્રથમ ફ્રાન્સમાં સડસઠ મો પ્રશ્ન તાજેતરમાં વિશ્વ પ્રસિદ્ધ ખેલાડી શહેરોના યુરોપી જાહેર કરી છે તો કઈ રમત સાથે સંકળાયેલા હતા તો તેમાં આવશે ટેનિસ સાથે અડસઠ મો પ્રશ્ન નીચેનામાંથી કયું જંગલ નો સમાનાર્થી નથી તો તેમાં ભૂદળ જે છે એ જંગલનો સમાનાર્થી સમાનાર્થી નથી ઓગણસિત્તેર મો પ્રશ્ન એકસો ને છવ્વીસ અંશના માપના ખૂણાના પૂરકકોણના કોટીકોણ નું માપ કેટલું થાય તો તેમાં આવશે છત્રીસ અંશ

ઈકોતેર મો પ્રશ્ન આતુર શબ્દનો અર્થપૂર્ણ શ્રેણીમાં ગોઠવતા આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ શોધો તો આની અંદર શું કહેવાય અર્થપૂર્ણ શ્રેણીમાં ગોઠવેલો હોય એવો વિકલ્પ નીચેનામાંથી કયો છે તો તેમાં છે option c એટલે કે પેલા બીજો આવશે ત્યાર પછી પાંચમો ત્યાર પછી ત્રીજો ત્યાર પછી છે પેલો અને છેલ્લે છે ચોથો એટલે option c જવાબ આવશે બોતેર મો પ્રશ્ન નયન ખાલી જગ્યા his father ખાલી જગ્યા a new bicycle father hed plus by ની જગ્યાએ આમાં જવાબ આવશે But to by એટલે પેલામાં but અને બીજામાં to by તોતેર મો પ્રશ્ન સત્તર જૂન ઓગણીસો ને અઠાણુંમાં દિવસે કયો વાર હતો તો તેમાં જવાબ આવશે બુધવાર

તો આ રૂઢીપ્રયોગનો અર્થ આપો તો આ રૂઢિપ્રયોગ નો અર્થ થશે મૂર્ચલ રેવુ છોતેર મો પ્રશ્ન એક લંબઘનની લંબાઈ વીસ centimeter પહોળાઈ પંદર centimeter અને ઊંચાઈ દસ centimeter છે તો આ લંબઘનનું કોઈ પૃષ્ઠફળ બરાબર કેટલા centimeter square થાય તો તેમાં જવાબ આવશે તેરસો centimeter square સિતોતેર મો પ્રશ્ન ભક્ત કવિ નરસિંહ મહેતા નો જન્મસ્થળ કયા જિલ્લામાં આવેલું છે તો તેમાં આવશે ભાવનગર જિલ્લામાં ઈઠોતેર મો પ્રશ્ન ભારતે વન અને પર્યાવરણ મુન્દ્રાલયની સ્થાપના ક્યારે કરી તો આવશે ઓગણીસો ને પંચ્યાસીમાં ઓગણએંશી મો પ્રશ્ન hill dogs ખાલી જગ્યા right i in the world આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ શું આવશે તો આવશે the article એટલે કે he lost the right i in the world એંશી મો પ્રશ્ન નીચેનામાંથી કઈ આકૃતિ ગૃહમંત્રી મંત્રી અને મંત્રીમંડળ વચ્ચેનો સંબંધ પ્રદર્શિત કરે છે તો તે વેન આકૃતિ આવશે option a એક્યાશી મો પ્રશ્ન સૈયદ મુસ્તક અલી trophy કઈ રમત રમત માટે આપવામાં આવે છે તો તેમાં આવશે cricket માટે બ્યાશી મો પ્રશ્ન નીચે આપેલા કહેવતનો સાચા અર્થ વાળો વિકલ્પ શોધો તો કે આઠ વાર મે નવ ત્રણ વાર તો એમાં આ કહેવતનો સાચો અર્થ નીચેનામાંથી કયો આવશે તો હંમેશા આનંદ મંગલમાં રહેવું ત્યાશી મો પ્રશ્ન બસો ને ચાલીસ મીટર લાંબી એક train સાઇઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેની વિરોધી દિશામાં ચાલતી બસો ને સિત્તેર મીટર લાંબી train કે જેની ઝડપ અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક છે તો તેને કેટલા સમયમાં પસાર કરશે તો તેને total સત્તર સેકન્ડ માં તે train ને પસાર કરશે